ખંબાની ઉપર પતરા પણ લાગેલા છે એક ખાંબાની ઉપર ઘંટો લાગેલો છે.

આ એક બહુ મોટી બિલ્ડીંગ દેખાતી છે બિલ્ડીંગ ના ઉપર એ લાઈફ કેર લખેલો છે લાલ કલર માં.

હામે ત્રણ બારીઓ પણ દેખાતી છે બાજુમાં સાઇકલિંગ મૂકેલી સે.

નદીની બાજુમાં બો મોટા મોટા પેડ પન લાગેલા છે પેડ ના કલર ગ્રીન છે.

આ એક કાર નો શોરૂમ છે કારનો શોરૂમ નું નામ હોન્ડાઈ અસકર હોન્ડાઈ શોરૂમ છે.

આ તસવીરમાં એક ગાર્ડન દેખાતો છે એક ગાર્ડનમાં એક પથ્થરની ઉપર એક ઘાસ આવી ગેલી છે.

હામે એક દુકાન દેખાતી છે દુકાનના બોર્ડ પર બો લાઇટિંગ લાગેલી છે.

આ એક ચોકલેટ ની દુકાન છે અન ચોકલેટ ની દુકાનનું નામ ધ ચોકલેટ રૂમ છે.

આ તસ્વીરમાં બહુ મોટી બિલ્ડીંગ દેખાતી છે બિલ્ડીંગ નું કલર વાઈટ છે.

આ હોટલ માં બો બધી ખીડકી દેખાતી છે એમાંથી એક ખિડકી ખુલેલી છે હોટલ નું કલર બ્લુ છે.

હોટલ ના નીચે ત્રણ કાર ઊભેલી છે તે કાર નું કલર વાઈટ છે એ કાર માંથી બે વ્યક્તિઓ ઉતરેલા છે.